આ ચિત્ર વર્ગખંડનું છે અને વર્ગખંડમાં ઘણી બધી બેંચો દેખાય રહી છે.

અહીં એક વૃક્ષો ઉપર લાલ અને સફેદ રંગના ફૂલો દેખાઈ રહ્યા --

અને આજુબાજુ નાના મોટા થોડા મકાનો પણ આ ચિત્રમાં દેખાઈ રહ્યા છે.

એક પતરાવાળું મકાન જેવું પણ આ મંદિરની બહાર દેખાઈ રહ્યું --

અને પાણી પણ ખૂબ સુંદર રીતે વહે છે એવું આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે.

ને એક લાકડાનું કબાટમાં સામાન બધા મુકવામાં આવેલા છે એવું આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે.

અને તેની બાજુમાં બીજા ઘણા બધા ડુંગરો પણ આ ચિત્રમાં દેખાઈ રહ્યા છે.

ચિત્ર એક નાનકડા ગામડાનું જેવું દેખાય રહ્યું છે જેમાં ઘણાબધા બાળકો બિસ્કીટ લેવા માટે ઉભેલા દેખાય છે અને એક વ્યક્તિ ખુરશી ઉપર બેસીને બિસ્કીટ આપવા માટે બેઠેલા છે એવું લાગે છે.

જેમાં ગુજરાતી થાળી પંજાબી કાઠીયાવાડી સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ જેવી વસ્તુઓ મળે છે.